મોઝીલા ફાયરફોક્સ માં બુકમાર્ક્સ અને પ્રિન્ટિંગ ગોઠવણી પરના આ સ્પોકન ટ્યુટોરિયલ મા તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે બુકમાર્ક્સ વિશે જાણીશું
આપણે એ પણ શીખીશું કે કેવી રીતે બુકમાર્ક્સ ગોઠવવું ફાયરફોક્સ પૃષ્ઠ સુયોજિત કરવું પ્રિવ્યુ અને પ્રિન્ટ કરવું
અહીં આપણે ઉબુન્ટુ 1004 પર ફાયરફોક્સ 70 નો ઉપયોગ કરી રહ્યા છીએ
ચાલો એક ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ
મૂળભૂત રીતે યાહૂ હોમ પેજ ખુલે છે
બુકમાર્ક્સ તમે જે પૃષ્ઠો વારંવાર ઉપયોગમાં લો છે તેને નેવિગેટ કરવા માટે મદદ કરે છે
આપણે પહેલાંના ટ્યુટોરીયલ માં બુકમાર્ક્સ વિશે થોડુંક શીખ્યા હતા
આપણે ત્યાં જીમેઇલ માટે બુકમાર્ક ઉમેર્યું હતું
ચાલો જીમેઇલ હોમ પેજ ખોલવા માટે આ પર ક્લિક કરીએ
તમે જીમેઇલ હોમ પેજ ઉપર નિર્દેશિત કરવામાં આવ્યા છે
શું તમે એડ્રેસ બારમાં જીમેઇલ અડ્રેસ ની જમણી બાજુ પર પીળા સ્ટાર ની નોંધ લો છો
આ સૂચવે છે કે આ સાઇટ બુકમાર્ક થઇ છે
તમે બુકમાર્ક નું નામ બદલવા અને તેને અલગ ફોલ્ડરમાં સંગ્રહિત કરવા માટે પણ સ્ટાર નો ઉપયોગ કરી શકો છો
ચાલો જીમેઇલ નું નામ મિગમેલપેજ તરીકે બદલીએ અને માયન્યુબુકમાર્ક્સ નામના ફોલ્ડરમાં સંગ્રહીએ
આ એડ્રેસ બાર માં પીળા સ્ટાર પર ક્લિક કરો
એડિટ થિસ બુકમાર્ક સંવાદ બોક્સ દેખાય છે
આ નામે ફિલ્ડમાં મિગમેલપેજ દાખલ કરો
આ ફોલ્ડર ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને ચૂસે પસંદ કરો
બુકમાર્ક્સ મેનુ પસંદ કરો અને ન્યૂ ફોલ્ડર પર ક્લિક કરો
ન્યૂ ફોલ્ડર બનાવવામાં આવે છે
આ ફોલ્ડર માયબુકમાર્ક્સ નામ દ્વારા બદલો
ટેગ્સ માં ઇમેઇલ ટાઇપ કરો
ટૅગ્સ બુકમાર્ક્સ વર્ગીકૃત કરવામાં આપણી મદદ કરે છે
તમે બુકમાર્ક સાથે સંખ્યાબંધ ટૅગ્સ સાંકળી શકો છો
ઉદાહરણ તરીકે જ્યારે તમે એક શોપિંગ સાઇટ બુકમાર્ક કરો છો તમે તેને શબ્દો ભેટ પુસ્તકો અથવા રમકડાં સાથે ટૅગ કરી શકો છો
ડોન ઉપર ક્લિક કરો
વૈકલ્પિક રીતે તમે CTRL અને ડી કીઓ પણ દબાવી શકો છો પૃષ્ઠ બુકમાર્ક કરવા માટે
મેનું બારમાંથી બુકમાર્ક્સ પર ક્લિક કરો
માયબુકમાર્ક્સ ફોલ્ડર બુકમાર્ક્સ મેનુમાં પ્રદર્શિત થાય છે
ફોલ્ડર પર કર્સર મૂકો
આ મિગમેલપેજ બુકમાર્ક ત્યાં સંગ્રહાય છે
હવે Addressબાર માં ટૅગ ઇમેઇલ ટાઇપ કરો
નોંધ લો કે સાઇટmygmailpage આ યાદીમાં પ્રથમ વિકલ્પ તરીકે દર્શાવવામાં આવેલ છે
તો આપણે બુકમાર્ક નું નામ બદલ્યું તેને અન્ય ફોલ્ડરમાં સંગ્રહ કર્યું અને ટેગની મદદથી સ્થિત કર્યું
હવે ચાલો ડબ્લ્યુડબ્લ્યૂવી ડોટ ગૂગલ ડોટ સીઓએમ વેબસાઇટબુકમાર્ક કરીએ
અડ્રેસ બારમાં અડ્રેસ પસંદ કરો અને રદ કરો
હવે ટાઇપ કરો ડબ્લ્યુડબ્લ્યૂવી ડોટ ગૂગલ ડોટ સીઓએમ Enter ડબાઓ
હવે Address બારના જમણા ખૂણામાં સ્ટાર પર ક્લિક કરો
ગૂગલ વેબસાઇટ બુકમાર્ક થઇ છે
એ જ રીતે ચાલો ચાર વધુ સાઇટ્સ બુકમાર્ક કરીએ સ્પોકન ટ્યુટોરિયલ yahooફાયરફોક્સ add ઓએનએસ અને ઉબુન્ટુ
નોંધ લો કે આપણે આ બુકમાર્ક્સ ફોલ્ડરમાં સંગ્રહ્યા નથી
અને આપણે બનાવેલ બુકમાર્ક કેવી રીતે રદ કરવું
તમે એડિટ થિસ બુકમાર્ક સંવાદ બોક્સમાં રિમૂવ બુકમાર્ક બટન ચોક્કસ પહેલાથી જ નોધ્યું હશે
ચાલો wwwgooglecom બુકમાર્ક રદ કરીએ
એડ્રેસ બારમાં wwwgooglecom ટાઇપ કરો
પીળા સ્ટાર પર ક્લિક કરો
એડિટ થિસ બુકમાર્ક સંવાદ બોક્સમાંથી રિમૂવ બુકમાર્ક બટન પર ક્લિક કરો
મેનું બારમાંથી બુકમાર્ક્સ એન્ડ માયબુકમાર્ક્સ પર ક્લિક કરો
ગૂગલ બુકમાર્ક હવે બુકમાર્ક મેનુમાં દ્રશ્યમાન નથી
તમે તમારા બનાવેલ બુકમાર્ક્સ કેવી રીતે એક્સેસ કરી શકો
તમે બુકમાર્ક્સ ઘણી રીતે ઍક્સેસ કરી શકો છો
તમે બુકમાર્ક કરેલ સાઇટ ઍક્સેસ કરવા માટેનો સૌથી સહેલો રસ્તો એ છે કે એડ્રેસ બાર માં નામ ટાઇપ કરો
એડ્રેસ બાર પર ક્લિક કરો પ્રદર્શિત થયેલ અડ્રેસ પસંદ કરો અને તેને રદ કરો
હવે એડ્રેસ બાર માં અક્ષર જી ટાઇપ કરો
નોંધ લો કે જી સાથે શરૂ થનાર વેબસાઇટ્સ ની યાદી પ્રદર્શિત થાય છે
આ એ સાઇટો પણ છે જે તમે બુકમાર્ક ટેગ અને જોઈ હતી
તમે લાઇબ્રેરી વિંડોમાં તમારા બુકમાર્ક્સ જોઈ અને વ્યવસ્થિત પણ કરી શકો છો
મેનું બાર માંથી બુકમાર્ક્સ પર ક્લિક કરો અને શો અલ્લ બુકમાર્ક્સ પસંદ કરો
લાઇબ્રેરી વિન્ડો ખૂલે છે
મૂળભૂત રીતે બધા બુકમાર્ક્સ જે તમે બનાવેલ છે તે આ અનસોર્ટેડ બુકમાર્ક્સ ફોલ્ડરમાં સંગ્રહ કરવામાં આવે છે
નોંધ લો કે યાહૂ સ્પોકન ટ્યુટોરિયલ ઉબુન્ટુ અને ફાયરફોક્સ add ઓએનએસ બુકમાર્ક્સ અંહિ યાદી થયેલ છે
ધારો કે આપણે બુકમાર્ક્સ મેનુમાં યાહૂ ઇન્ડિયા બુકમાર્ક ઉમેરવા માંગીએ છીએ
પ્રથમ ચાલો લાઇબ્રેરી વિન્ડોને સ્ક્રીનની મધ્યમાં ખસેડીએ
હવે આપણે મેનુ બાર અને વિકલ્પો સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ
આ અનસોર્ટેડ બુકમાર્ક્સ ફોલ્ડરમાંથી યાહૂ બુકમાર્ક્સ પસંદ કરો
ડાબું માઉસ બટન દબાવો અને બુકમાર્ક્સ મેનુ માટે બુકમાર્ક ખેંચો
ખાતરી કરો કે કર્સર બુકમાર્ક્સ મેનુ પર છે
બુકમાર્ક મેનુ વિસ્તરે છે
મેનુ પર માઉસ પોઇન્ટર મૂકો અને ડાબું માઉસ બટન છોડો
હવે બુકમાર્ક મેનું પર ક્લિક કરો
યાહૂ બુકમાર્ક હવે બુકમાર્ક મેનુ પર દેખાય છે
લાઇબ્રેરી વિન્ડોમાંથી બુકમાર્ક ખોલવા માટે ફક્ત તેના પર બે વાર ક્લિક કરો
હવે ચાલો લાઇબ્રેરી વિંડો બંધ કરીએ
ફાયરફોક્સ તમને બુકમાર્ક્સને સૉર્ટ કરવા માટેની પરવાનગી પણ આપે છે
ચાલો બુકમાર્ક્સને નામ દ્વારા સૉર્ટ કરીએ
મેનુ બારમાંથી View પર ક્લિક કરોSidebar પસંદ કરો અને પછી બુકમાર્ક્સ પર ક્લિક કરો
બુકમાર્ક્સ સાઇડબાર ડાબી પેનલમાં ખુલે છે
ચાલો googleસીઓએમ ફરી બુકમાર્ક કરીએ
બુકમાર્ક્સ સાઇડબારમાંથી અનસોર્ટેડ બુકમાર્ક્સ ફોલ્ડર પસંદ કરો અને તેના પર જમણું ક્લિક કરો
સોર્ટ બાય નામે પસંદ કરો
બુકમાર્ક્સ નામ દ્વારા સૉર્ટ થયા છે
તમે બુકમાર્ક્સ ફરીથી જાતે ગોઠવી પણ શકો છો
બુકમાર્ક્સ સાઇડબારમાંથીBookmarks મેનું ફોલ્ડર પર ક્લિક કરી ખોલો
આગળ અનસોર્ટેડ બુકમાર્ક્સ ફોલ્ડર પર ક્લિક કરી ખોલો
સ્પોકન ટ્યુટોરિયલ બુકમાર્ક ઉપર માઉસ ખસેડો હવે ડાબું માઉસ બટન દબાવો અને બુકમાર્ક્સ સાઇડબાર અંદર ઉબુન્ટુ એન્ડ ફ્રી સોફ્ટવેર ફોલ્ડર સુધી સુધી બુકમાર્ક ખેંચો
માઉસ બટન છોડો
બુકમાર્ક ઉબુન્ટુ એન્ડ ફ્રી સોફ્ટવેર ફોલ્ડરમાં ખસેડવામાં આવે છે
બુકમાર્ક્સ સાઇડબાર તમે જે ફેરફારો કરો છો તે બુકમાર્ક્સ મેનુ માં પણ પ્રતિબિંબિત થાય છે
તમે બુકમાર્ક્સ આપોઆપ પણ સૉર્ટ કરી શકો છો
મેનુ બાર માંથી બુકમાર્ક્સ ઉપર ક્લિક કરો અને શો અલ્લ બુકમાર્ક્સ પસંદ કરો
લાઇબ્રેરી વિન્ડો જે દેખાય છે ડાબી પેનલમાં અનસોર્ટેડ બુકમાર્ક્સ પસંદ કરો
હવે ક્લિક કરો વ્યૂઝ સોર્ટ અને સોર્ટ બાય એડેડ
અડ્રેસ એ ક્રમમાં સોર્ટ થયા છે તે ક્રમમાં તેઓ બુકમાર્ક્સ થયા હતા
ક્લોઝ ઉપર ક્લિક કરો
અંતે ચાલો જાણીએ આ વેબપેજ કેવી રીતે પ્રિન્ટ કરવું
પ્રથમ ચાલો આ વેબપેજ પ્રિન્ટીંગ માટે સુયોજિત કરીએ
ફાયરફોક્સ મેનુબારમાંથી ફાઇલ ઉપર ક્લિક કરો અને પેજ સેટઅપ પસંદ કરો
પેજ સેટઅપ સંવાદ બોક્સ દેખાય છે
પેપર સાઇઝ એ4 તરીકે પસંદ કરો
ઓરિએન્ટેશન પોર્ટ્રેટ
તરીકે પસંદ કરો
એપ્લાય ઉપર ક્લિક કરો
સુયોજનો કેવી રીતે લાગુ પડાયા છે તે ચકાસવા માટે ફાઇલ ઉપર ક્લિક કરો અને પ્રિન્ટ પ્રિવ્યૂ પસંદ કરો
તમે પૃષ્ઠ ને બરાબર એ રીતે જુઓ છો જ્યારે તે પ્રિન્ટ થયેલ હશે
બહાર નીકળવા માટે ક્લોઝ ઉપર ક્લિક કરો
ફાયરફોક્સ મેનુબારમાંથીFile ક્લિક કરો અને પ્રિન્ટ પસંદ કરો
પ્રિન્ટ સંવાદ બોક્સ સ્ક્રીન પર દેખાય છે
અહીં જનરલ ટૅબ માં આપણે જેનેરિક પ્રિન્ટર વિકલ્પ પસંદ કરીશું
આગળRange ફિલ્ડમાં અલ્લ પેજેસ પસંદ કરો
કોપીઝ માં આપણે 1
પસંદ કરીશું
ઓપ્શન્સ ટેબ પર ક્લિક કરો અને ઇગ્નોર સ્કેલિંગ એન્ડ શ્રીંક ટીઓ ફિટ પેજ વિડ્થ પસંદ કરો
પ્રિન્ટ ઉપર ક્લિક કરો
જો પ્રિન્ટર યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય તો પ્રિન્ટરે હવે પ્રિન્ટ કરવાનું શરૂ કરવું જોઈએ
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા બુકમાર્ક્સ આપણે એ પણ શીખ્યા કે કેવી રીતે બુકમાર્ક્સ ગોઠવવું ફાયરફોક્સ પૃષ્ઠ સુયોજિત કરવું પ્રિવ્યુ અને પ્રિન્ટ
અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે
નવી મોઝિલા ફાયરફોક્સ વિન્ડો ખોલો પાંચ નવી સાઇટ્સ પર જાઓ
તે બધાને બુકમાર્ક કરો
નવાં ફોલ્ડરમાં બધા બુકમાર્ક્સ સંગ્રહો
ઉલટા મૂળાક્ષર ક્રમમાં બુકમાર્ક્સ ગોઠવો
છેલ્લી બુકમાર્ક સાઇટ પર જાઓ
પ્રિન્ટીંગ માટે વેબપૃષ્ઠ સુયોજિત કરો અને પ્રિન્ટ કરો
નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
સ્પોકન ટ્યુટોરિયલો પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ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
આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે
httpspoken tutorialorgNMEICT Intro IIT બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું
જોડાવા બદલ આભાર